સ્ટેજ ઉપર ઘણા બધા માણસો પણ જોવા મળે છે અને ત્રણ લાલ ખુરશીઓ પણ જોવા મળે છે.

આ દુકાન એક બેકરી નું લાગી રહ્યું છે આ બેકરી માં ઘણા પ્રકારના કેકો પણ જોવા મળે છે.

આ ચિત્રમાં ઘણા બધા વાહનો પણ જોવા મળે છે બાઈક સ્કુટી ટેમ્પો અને કાર જેવી --

ચિત્રમાં પહાડ અને નદીઓ કે સરોવર દેખાય છે અને બે વ્યક્તિઓ પોતાના માથા ઉપર વસ્તુઓ મૂકીને જતા દેખાય છે.

આ દુકાનમાં ઘણા લોકો ખરીદી કરતા દેખાય છે આ દુકાનમાં એક કાર અને સ્કુટી અને બે બાઈક પણ દેખાય છે.

ઘરના ગેટ પાસે લાલ રંગની અને કાળા રંગની ખુરશીઓ જોવા મળે છે.

રસ્તાના એક કિનારા બાજુ નાની નાની દુકાનો જોવા મળે છે.

આ ચિત્રમાં એક નાનું મકાન જોવા મળે છે આ મકાન ના ઉપર શ્રી ઓઢવરામ નું બ્રાન્ડિંગ કરવામાં આવેલું છે.

ચિત્રમાં એક સફેદ રંગની ખૂબ જ મહેલ અથવા ઈમારત જોવા મળે છે અને બાજુમાં પણ એક ઇમારત છે.